અને તેના નીચે એક લાલ કલર ની કાર્પેટ વિછાવવામાં આવેલી છે.

ને નાના નાના વાઈટ કલર ના મંડપના સ્ટોરો બનાવવા આવ્યા છે.

આ એક રાત્રીનું દ્રશ્ય છે જેમાં કલરિંગ કલરિંગ પ્રકારના ફુવારાઓ જોવા મળે છે.

જે બંગાલ સાઇડ નું દેખાય રહ્યું છે જેની બહાર ત્રણ ગાડીઓ ઉભી છે.

આ એક આ એક દુકાનનું પિક્ચર જોવામાં માં આવી રયુ છે જેના ઉપર સાંઈ કૃપા ફેસીંગ મટીરીયલ નું નામ જોવામાં આવી રયુ છે.

બહાર ટેબલ ઑ મુકવામાં આવ્યા છે તેની આજુબાજુ ઘણી બધી કાળા રંગની ખુરસીઓ પણ મૂકવામાં આવી છે.

અને ત્યાં ઘણી બધી લાઇટો મૂકવામાં આવી છે આ મેદામાં વાઈટ કલર થી લાઈન પાડવામાં આવી--

આ એક દુકાનનું ચિત્ર દેખાય છે જેના ઉપર કે કે બિસ્કીટ મીઠાઈ ફરસાણ નું લખવામાં આય્વુ છે.

જ્યાં ઘણા બધા બિસ્કીટો જોવા મળે છે અને ઘણા બધા પેકેટો જોવા મળે--